આ દ્રશ્ય મંદિરના અંદરનું દેખાઈ રહ્યું છે ભગવાનજી પાસે ફૂલથી શણગાર સજાવેલો છે.

કાચના સેલ્ફમાં વેચવાનો સામાન મુકેલો છે ખુરશીની પાછળ એક નાનું મંદિર છે અને મંદિરમાં ફૂલનું હાર પહેરાવેલું છે.

બોર્ડ માં ભાનુ કેરી રસ કેન્દ્ર લખેલું દેખાય છે આ બોર્ડ માં શુભ પ્રસંગમાં ફ્રેશ કેરીના રસના સપ્લાયર્સ એવું લખેલું છે.

આ દ્રશ્યમાં પથ્થરનું ગુફા દેખાઈ રહ્યું છે ગુફાની અંદર એક માણસ ઊભો દેખાય છે.

એક ફ્રીજ દેખાઈ રહ્યું છે જેના સાઈડ પર સ્પ્રાઇટ નું લીલા કલર નું સ્ટીકર લાગેલું છે.

આ દ્રશ્યમાં તળાવ દેખાઈ રહ્યું છે તળાવની બાજુમાં બેસવા માટે બાકડા બનાવેલા છે.

તળાવની બાજુમાં એક બિલ્ડીંગ દૂરમાં દેખાય રહી છે તળાવની ચારે ફરતે વૃક્ષો દેખાય રહ્યા છે.

ગેટ ની અંદર ઘણા બધા ઝાડ દેખાય છે આ દ્રશ્યમાં એકદમ સાફ આકાશ દેખાઈ રહ્યું છે.